લિનક્સ ફાઈલ સિસ્ટમના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે
હું ઉબુન્ટુ ૧૦૦૪નો ઉપયોગ કરી રહી છું
અમે ધારીએ છીએ કે તમને લિનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ઉપર કાર્ય કરવાનો અનુભવ હશે અને આદેશો વિશે થોડું જ્ઞાન ધરાવતા હશો
જો તમને અભિરુચિ હોય તોતે વેબસાઈટ httpspoken tutorialorg પરના અન્ય મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે
નોંધ રાખો કે લિનક્સ અક્ષર પ્રકારસાદા કે કેપિટલને સંવેદનશીલ છે
જ્યાં સુધી કઈ ઉલ્લેખેલ ન હોય ત્યાં સુધી બધા આદેશો સાદા અક્ષરમાં જ લેવાય છે
લિનક્સમાં મોટા ભાગે બધું ફાઈલ જ છે
તો ફાઈલ છે શુંફાઈલ એ છે જ્યાં આપણે આપણા માહિતી પત્રકડોક્યુમેન્ટ્સ અને અન્ય પત્રોપેપર્સનો સંગ્રહ કરીએ છીએ
આ જ પ્રમાણે લિનક્સમાં ફાઈલ એક માહિતી સંગ્રહક પેટી છે
હવે ડિરેક્ટરી શું છે
આપણે ડિરેક્ટરીને ફાઈલો અને બીજી અન્ય નિમ્નસબડિરેક્ટરીઓનો સંગ્રહ માની શકીએ
ડિરેક્ટરી આપણી ફાઈલોને વ્યવસ્થિત રીતે આયોજિતઓર્ગેનાઈઝ કરવામાં મદદ કરે છે
વિન્ડોવ્ઝમાં આપણે ફોલ્ડરો કહીએ છીએ એના જેવું છે
તે જુદા જુદા ઉપયોગકર્તાઓને તેમની પોતાની ડિરેક્ટરીઓ રાખવા પરવાનગી આપે છેજે બીજા કોઈ ખોલી કે બદલી ન શકે તેવી ફાઈલો ધરાવે છે
જો કોઈ ડિરેક્ટરીઓ ન હોયતો સિસ્ટમ પરની બધી ફાઈલોના નામ અનન્ય હોવા જરૂરી છેજેને જાળવવું ઘણું મુશ્કેલ છે
ફાઈલો અને ડિરેક્ટરીઓની આ વ્યાખ્યા પૂરી રીતે યોગ્ય ન હોવા છતાં પણ તે સામાન્ય સમજણ પૂરી પાડે છે
વળી તેના સમાવિષ્ટો જોઈએ તો ફાઈલનામ અને તેના ગુણ અથવા વહીવટી માહિતીજેફાઈલના નિર્માણબદલાવની તારીખ અને તેની પરવાનગીઓ ધરાવે છે
ફાઈલના ગુણ તેના આઈનોડમાં સંગ્રહિત છેતે ફાઈલ સિસ્ટમમાં માહિતી ધરાવતું એક ખાસ સ્થળ છે જે ફાઈલનું પરિમાણ અને ડિસ્ક ઉપર ફાઈલ ક્યાં સંગ્રહિત છે તેની માહિતી આપે છે
સિસ્ટમ ફાઈલના આઇનોડના આકડાનો ઉપયોગ કરે છેડિરેક્ટરી રચના આપણી સુવિધા માટે ફાઈલને નામ આપે છે કારણકે આપણા માટે વિશાળ આકડાઓને બદલે નામ યાદ રાખવું સરળ છે
તેની આ સરળતાભરી વ્યાખ્યાથી વિપરીતડિરેક્ટરી અન્ય ફાઈલોને વાસ્તવમાં સંગ્રહિત નથી કરતીતે પોતે જ એક ફાઈલ છે જે આઇનોડના આકડા અને અન્ય ફાઈલોના નામ ધરાવે છે
વાસ્તવમાં લિનક્સમાં ત્રણ પ્રકારની ફાઈલો છે ૧
નિયમિત ફાઈલો અથવા સામાન્ય ફાઈલોજે અક્ષરોની હારમાળા રૂપે માહિતી ધરાવે છે
ડિરેક્ટરીઓજે આપણે આગલી બારીસ્લાઈડમાં જોઈ
ડિવાઇઝઉપકરણ ફાઈલોલિનક્સમાં બધા હાર્ડવેર ડિવાઇઝ અને પેરીફેરલ ફાઈલ રૂપે સંબોધિત થાય છે
સીડીહાર્ડડિસ્ક કે યુએસબી સ્ટીક આ બધું જ લિનક્સમાં ફાઈલ છેપણ એમ કેમ છેતે સામાન્ય ફાઈલની રીતે જ આ બધા ડિવાઇઝને વાચવા અને લખવામાં મદદ કરે છે
લિનક્સની બધી ફાઈલો સંબંધિત છેટુકમાં એ પણ આપણી જેમ એક પરિવાર રૂપે હોય છે
ડિરેક્ટરી જેમાં થોડીક ફાઈલ અને સબ ડિરેક્ટરીઓ સંગ્રહિત છે તે એકબીજા સાથે વડીલ વારસનો સંબંધ ધરાવશેઆ લિનક્સ ફાઈલ સિસ્ટમ ટ્રીને સ્વરૂપ આપે છે
સૌથી ઉપર મૂળરૂટ આવે જે ફ્રન્ટસ્લેશ થી દર્શાવેલ છેતે બધી અન્ય ફાઈલ અને ડિરેક્ટરીઓ ધરાવે છે
જો આપણે સાચો માર્ગ જાણતા હોઈએતો તે એક ફાઈલ કે ડિરેક્ટરીથી બીજા ઉપર જવા સરળ માર્ગદર્શન આપે છે
આપણે લિનક્સ ફાઈલ સિસ્ટમ ઉપર કાર્ય કરી રહ્યા હોવાથી આપણને લાગે છે કે આ વૃક્ષટ્રી ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ
એક આદેશ અને તમે એક સ્થાનેથી બીજા સ્થાને પોહચી જશો
રસપ્રદ છેને
તે સાચે એમ કરે છેઆપણે જોઈશું
જયારે લિનક્સ સિસ્ટમમાં લોગિન થઈએ ત્યારે સામાન્ય રીતે આપણે હોમ ડિરેક્ટરીમાં હોઈએ છીએ
હવે ટર્મિનલ ઉપર જઈએ
હોમ ડિરેક્ટરી જોવાકમાંડ પ્રોમ્પ્ટ ઉપર એચો ખાલી જગ્યા HOME કેપિટલમાં લખીએ અને એન્ટર કળ દબાવીએ
આ આપણી હોમ ડિરેક્ટરીનું પંથનામપાથનેમ આપે છે
આપણે એક ડિરેક્ટરીથી બીજી તરફ જઈ શકીએ
પણ એક સમયે આપણે એક જ ડિરેક્ટરીમાં હોઈ શકીએ અને આ ડિરેક્ટરી કરન્ટવર્તમાન ડિરેક્ટરી કે વર્કિંગ ડિરેક્ટરી તરીકે ઓળખાય છે
પીડબ્લુડી આદેશ વર્તમાન ડિરેક્ટરી જોવા મદદ કરે છેpwd નો મતલબ પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી છે
કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ પીડબ્લુડી લખીએ અને એન્ટર દબાવીએહવે આ આપણી વર્તમાન ડિરેક્ટરી છે
આપણે હમણાં કહ્યું કે આપણે એક ડિરેક્ટરીથી બીજા ઉપર જઈ શકીએ
પણ આપણે તે કેવી રીતે કરી શકીએ
તેના માટે આપણી પાસે સીડી આદેશ છે
તમારે જે ડિરેક્ટરી ઉપર જવું હોય તેનું પંથનામ સીડી આદેશ સાથે આપવું પડશે
ચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર પીડબ્લુડી આદેશ લખી અને એન્ટર દબાવી ફરી આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએ
તો હવે આપણે આ ડિરેક્ટરીમાં સ્થાન પામેલ છીએ
હવે આપણને usr ડિરેક્ટરીમાં જવું છેcd ખાલી જગ્યા usr લખીએઅહીં યાદ રાખો કે લિનક્સમાં સ્લેશ મતલબ ફ્રન્ટસ્લેશ અને એન્ટર દબાવીએ
હવે આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએpwd લખીએ અને એન્ટર દબાવીએ
હા આપણે usr ડિરેક્ટરી ઉપર આવી ગયા છીએ
અહીં મુશ્કેલી બહું લાંબા પંથનામની છે આનું કારણ તે સળંગએબ્સોલ્યુટ પંથનામ છે જે મૂળરૂટ ડિરેક્ટરીથી શરુ થતો આખો પંથ દર્શાવે છે
તેના બદલામાં આપણે સાપેક્ષરીલેટીવ પંથનામ ઉપયોગ કરી શકીએ જે વર્તમાન ડિરેક્ટરીથી શરુ થાય છે
અહીં આપણે બે વિશિષ્ટ અક્ષરો જોઈશું બિંદુદોટ જે વર્તમાન ડિરેક્ટરી દર્શાવે છે અને બિંદુ બિંદુ જે વડીલ ડિરેક્ટરી દર્શાવે છે
ચાલો હવે સીડી આદેશ ઉપર સંક્ષિપ્ત સત્રસેશન લઈએ
કોઈ પણ શબ્દ વગરના સીડી આદેશનો ઉપયોગ હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા માટે થાય છે
કમાંડ પ્રોમ્પ્ટ ઉપર આદેશ સીડી લખી અને એન્ટર દબાવીએ
હવે પીડબ્લુડી આદેશથી આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ
તો હવે આપણે આપણી હોમ ડિરેક્ટરી homegnuhataમાં છીએ
ચાલો હવે મ્યુઝીક ડિરેક્ટરી ઉપર જઈએઆદેશ સીડી ખાલી જગ્યા Musicકેપિટલમાં એમ સ્લેશ લખી અને એન્ટર દબાવીએ
હવે આપણી વર્તમાન ડિરેક્ટરી તપાસવા આદેશ પીડબ્લુડી લખી અને એન્ટર દબાવીએજુઓઆપણે homegnuhataMusic ઉપર આવી ગયા છીએ
મ્યુઝીક ડિરેક્ટરીની પેરેન્ટ ડિરેક્ટરી ઉપર જઈએતેના માટે તમારે બિંદુ બિંદુ સાથેના સીડી આદેશનો ઉપયોગ કરવો પડશે
કમાંડ પ્રોમ્પ્ટ ઉપર સીડી ખાલી જગ્યા
લખી અને એન્ટર દબાવીએ
હવે આપણી વર્તમાન ડિરેક્ટરી પીડબ્લુડી લખી તપાસીએઆપણે ફરી homegnuhataમાં છીએ
હવે એક બિંદુના ઉપયોગથી વર્તમાન ડિરેક્ટરીની સબ ડિરેક્ટરી ઉપર જવા પ્રયત્ન કરીએ
કમાંડ પ્રોમ્પ્ટ ઉપર સીડી ખાલી જગ્યા Documentsકેપિટલમાં ડી લખી અને એન્ટર દબાવીએ
પીડબ્લુડી દ્વારા વર્તમાન ડિરેક્ટરી તપાસીએઆપણે homegnuhataDocuments ઉપર છીએ
ચાલો હું ctrll દબાવી પડદાને સાફ કરુંતો તમે બરાબર જોઈ શકો
સીડી આદેશ દ્વારા હોમ ડિરેક્ટરી ઉપર પાછા જવા સીડી લખી અને એન્ટર દબાવીએ
પીડબ્લુડી દ્વારા ફરી વર્તમાન ડિરેક્ટરી તપાસીએ
આપણે homegnuhata ઉપર છીએ
સાપેક્ષ પંથમાં આપણે દ્વારા અલગ કરેલ કેટલા પણ
ને જોડી શકીએ છીએ
આ સ્લાઈડમાંઆપણે ફાઈલ સિસ્ટમનું સ્તરીકરણ જોઈ શકીએ છીએમૂળ સૌથી ઉપર છેહોમ અને બિન મૂળની સબ ડિરેક્ટરીઓ છે
યુઝરનેમઅહીં નુહાતા ડિરેક્ટરી હોમની સબ ડિરેક્ટરી છે
તો હવે આપણે homegnuhata માં છીએહવે બિન ડિરેક્ટરીમાં કેવી રીતે જઈ શકાય
કમાંડ પ્રોમ્પ્ટ ઉપર સીડી ખાલી જગ્યા bin લખી અને એન્ટર દબાવીએ
આદેશ પીડબ્લુડી દ્વારા આપણી વર્તમાન ડિરેક્ટરી જોઈએઆપણે bin ઉપર છીએ
આપણને homegnuhata થી home ઉપર લઇ જાય છે
આપણને home થી રૂટ ઉપર લઇ જાય છે
હવે કે રૂટથી આપણે bin ડિરેક્ટરી ઉપર આવ્યા છીએ
આદેશ સીડી દ્વારા હોમ ડિરેક્ટરી ઉપર પાછા જઈએ
ડિરેક્ટરી બનાવવા આપણે મકદીર આદેશનો ઉપયોગ કરીશું
આ માટે તમારે આદેશ અને ડિરેક્ટરીનું નામ આપવું પડશે અને પછી આ ડિરેક્ટરી વર્તમાન ડિરેક્ટરીની અંદર બનશે
ટેસ્ટડીઆઈઆર નામની ડિરેક્ટરી બનાવવાઆદેશ મકદીર ખાલી જગ્યા ટેસ્ટડિર લખી એન્ટર દબાવીએ
આ ટેસ્ટડીઆઈઆર ડિરેક્ટરી સફળતાપૂર્વક બનાવે છે
ધ્યાન આપોઅહીં ડિરેક્ટરી સફળતાપૂર્વક બની કે નાશ પામી એવી કોઈ સુચના મળતી નથી
જો તમને કોઈ એરર સંદેશ ન મળે તો તે આદેશની સફળતા દર્શાવે છે
આપણે સાપેક્ષ અથવા સળંગ પંથનામનો ઉપયોગ કરી કશે પણ નવી ડિરેક્ટરી બનાવી શકીએ પણ આ જો આપણને અનુમતિ હોય અને આ ડિરેક્ટરીના નામની બીજી ડિરેક્ટરી પહેલેથી જ ઉપલબ્ધના હોય તો જ શક્ય છે
આ પ્રક્રિયા દ્વારા તમે ઘણી બધી ડિરેક્ટરીઓ અથવા ડિરેક્ટરીઓની હારમાળા પણ બનાવી શકો
મકદીર ખાલી જગ્યા ટેસ્ટ1 ખાલી જગ્યા ટેસ્ટ2 લખી અને એન્ટર દબાવીએઆ આદેશ વર્તમાન ડિરેક્ટરીમાં ટેસ્ટ1 અને ટેસ્ટ2 નામની બે ડિરેક્ટરીઓ બનાવશે
મકદીર ખાલી જગ્યા ટેસ્ટટ્રી ખાલી જગ્યા testtreeટેસ્ટ3 લખીએ
આ આદેશ ટેસ્ટટ્રી ડિરેક્ટરી બનાવશે અને તેમાં તેની ટેસ્ટ3 નામની સબ ડિરેક્ટરી બનાવશે
તો આપણે વર્તમાન ડિરેક્ટરીમાં ચાર ડિરેક્ટરીઓ બનાવી જેના નામ testdirtest1ટેસ્ટ2 અને ટેસ્ટટ્રી છેજેમાંની પહેલી ત્રણ ડિરેક્ટરીઓ ખાલી છે અને છેલ્લી ડિરેક્ટરી ટેસ્ટ3 નામની સબ ડિરેક્ટરી ધરાવે છે
mkdirની જેમ રામદીર આદેશ છે જેનો ઉપયોગ ડિરેક્ટરી કે ડિરેક્ટરીઓ રદ કરવા થાય છે
આદેશ રામદીર ખાલી જગ્યા ટેસ્ટ1 ટેસ્ટ1 ડિરેક્ટરીને સફળતાપૂર્વક રદ કરે છે
પણ આ રદ ત્યારે જ થઇ શકે જયારે ડિરેક્ટરી તમારી હોયવર્તમાન ડિરેક્ટરી આ રદ કરવાની ડિરેક્ટરીના ક્રમમાં તેની ઉપર હોયઅને વળી રદ કરવાની ડિરેક્ટરી ખાલી હોય
હવે કમાંડ પ્રોમ્પ્ટ ઉપર સીડી ખાલી જગ્યા testtreeટેસ્ટ3 લખીએ
તો હવે આપણે ટેસ્ટ3 ડિરેક્ટરીમાં છીએ જે testtreeની સબ ડિરેક્ટરી છે
ચાલો હવે ટેસ્ટડિર ડિરેક્ટરી રદ કરવા આદેશ રામદીર ખાલી જગ્યા ટેસ્ટડિર લખીએ અને એન્ટર દબાવીએ
આપણે જોઈ શકીએ છીએ કે આ ડિરેક્ટરી રદ નથી થઇ કારણકે વર્તમાન ડિરેક્ટરી ક્રમમાં તેની ઉપર નથી
તો આપણને ટેસ્ટડિર ડિરેક્ટરીના ક્રમમાં તેના ઉપરની ડિરેક્ટરીમાં જવું પડશે
સીડી ખાલી જગ્યા
લખી એન્ટર દબાવીએ
હવે પેરેન્ટ ડિરેક્ટરીમાં જવા સીડી ખાલી જગ્યા લખી એન્ટર દબાવીએ
હવે પહેલાનો રામદીર આદેશ લખીએ
રામદીર ખાલી જગ્યા ટેસ્ટડિર લખી એન્ટર દબાવીએ
ટેસ્ટડિર ડિરેક્ટરી સફળતાપૂર્વક રદ થઇ ચુકી છેનોંધ રાખો કે ટેસ્ટડિર ડિરેક્ટરી પણ ખાલી હતી
ઘણી ડિરેક્ટરીઓ કે ડિરેક્ટરીઓની હારમાળા એક સાથે રદ થઇ શકે છેતો હવે ટેસ્ટટ્રી ડિરેક્ટરી અને તેની સબ ડિરેક્ટરીને એક સાથે રદ કરવાનો પ્રયત્ન કરીએ
કમાંડ પ્રોમ્પ્ટ ઉપર રામદીર ખાલી જગ્યા ટેસ્ટટ્રી ખાલી જગ્યા testtreeટેસ્ટ3 લખી એન્ટર દબાવીએ
જુઓતે એરર સંદેશ આપે છે કે ટેસ્ટટ્રી ડિરેક્ટરી રદ નહિ થઇ શકે કારણકે તે ખાલી નથી
પણ તમે જોઈ શકો છો કે testtreeટેસ્ટ3 ખાલી હોવાથી તે રદ થઇ ચુક્યું છે
તે તપાસવાચાલો કમાંડ પ્રોમ્પ્ટ ઉપર સીડી ખાલી જગ્યા ટેસ્ટટ્રી લખીએ અને એન્ટર દબાવીએ
હવે એલએસ લખી એન્ટર દબાવો
જુઓડિરેક્ટરીમાં કઈ નથીમતલબ ટેસ્ટ3 રદ થઇ ચુકી છે
તો લિનક્સના આ ટ્યુ્ટોરીઅલમાં આપણે લિનક્સ ફાઈલો અને ડિરેક્ટરીઓ વિષે તથા લિનક્સ ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કાર્ય કરવું તે શીખ્યાતેને જુઓઅલગ અલગ ફાઈલ અને ડિરેક્ટરીઓમાં જાઓતેને બનાવોતેને રદ કરો
અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છેમૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છેજેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટી ના માધ્યમથી સમર્થિત કરેલ છે
મિશન વિષે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે